ધ્યાનથી સમજજો શું કહે છે કેન્દ્રિય જાસુસી પ્રશીક્ષણ સંસ્થા ની ક્યાં મુકવામાં આવી કેરલ, કર્નાટક, તેલંગાના કે બિહાર? ચલો શું answer આવશે answer આવશે કર્નાટક yes કર્નાટક is the right answer છે તો હાલ માં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહ દ્વારા કર્નાટક માં જાસુસી પ્રશિક્ષણ સંસ્થા ની મૂકી જે પોલીસ વિકાસ અને Bureau ની છથી સ્સ્નસ્થા હઈસે પછી વાત કરીએ આગળ થોડા corrent affairs ની તો હાલ માં મેજર ધ્યાન ચંદ sports university એની અઠર્તીલા ક્યાં મુકવામ આવી છે તો યુપી ના મેરટ ની અંદર મુકવામાં આવી છે મુખ્ય મંત્રી કોણ છે કર્નાટક ના તો બસોક રાજ બોમ્બે છે અને governor કોણ છે અવદ ચંદ ગેલો છે છવીશ માં યુવા મોહત્સવ નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું કર્નાટકા ની અંદર કરવામાં આવ્યું દેશ નું પ્રથમ three d printed post office એ પણ તમને ક્યાં જોવા મળશે બેન્ગ્લોરું માં જોવા મળશે miss india બે હજાર બાવીસ એ પણ કર્નાટક થી belong કરે છે કોણ સીનની શેતી તમને ખબરજ છે દેશ નું પ્રથમ artificial intelligence અને robotics technology parks એ park નું નામ છે art park a r t p a r k એ ક્યાં આવેલું છે એ પણ આવેલું છે બેંગલોરે ની અંદર યાદ રાખીશું

હાલ માં સરકાર એ આયુર્વેદ ના વિકાસ ને વધારવા માટે કયો કર્યા ક્રમ launch કર્યું smile smart start કે shift ચાલો શું answer આવશે તો answer શું આવશે yessmart is the right answer smile નય આવે smart આવશે ayurved research and teaching profession આ એનું full form છે નું આ question છે યાદ રાખીશું exam ની અંદર પુચાયેલો છે જે અપ્ડું આયુષ છે જે આયુષ મંત્રાલય પણ છે તમને ખબર છે એના સુ છે મંત્રી છે આ આયુષ નું પણ full form છે a for ayurveda

સંસદ દ્વારા આયુર્વેદ રાતના award બે હજાર બાવીસ કોને આપવા માં આવ્યો છે તનુજા દેસાઈ ને આપવામાં આવ્યો છે અને સરવા નંદા સોનુવળ દ્વારા આયુષ ઉત્સવ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીર ની અંદર કરવામાં આવ્યું છે ચાલો વધીએ આગળ ભારત ની પ્રથમ under water metro ક્યાં શહેરમાં ચાલુ કરવામાં આવશે બોલો કલકત્તા, મુમ્બઈ, અમદાવાદ કે ઓડીસા શું આવશે answer ભારત ની under water metro ક્યાં શહેરમાં ચાલુ કરવામાં આવશે બોલો કલકત્તા, મુમ્બઈ, અમદાવાદ કે ઓડીસા ફટાફટ

december બે હજાર ત્રેવીસ સુધી આ ચાલુ કરી દેવામાં આવશે લેકે આ વર્ષ ના ending સુધી આ તમને જે under water metro train દેખાય છે એ start થય જશે તમે જોઈ શકો છો કે યાથી આવે છે યાથી પાણી માં જતી રેય છે પાણી માં આવું નથી કે ભય પાનું પર ચાલશે ના પાણી ની અંદર આ રીતના tunnel type બનાવેલું હયસે એની અંદર ચાલશે

ભારત ની અંદર કુલ કેટલા railway zone છે કુલ અઢાર railway zone છે પ્રથમ bullet train ની વાત કરીએ તો એ અપડા અમદાવાદ ના મુંબઈ ની વચે શરુ થશે જેનું પેલ્લું station સુરત માં બની ગયું છે સૌથી મોટી માળ ગાડી ચલાવી હતી એનું નામ હતું બસ્સો ને નવ્વાણું ડબ્બા હતા લંબાઈ ની વાત કરીએ તો એ train ની લંબાઈ ત્રણ point પાંચ kilometer હતી કેન્દ્રિય રેલ મંત્રી કોણ છે બધાને ખબર છે અસ્શ્વીની વૈષ્ણવ જેમને આપડી જે rail university છે ok જેનું નામ university કરવામાં આવ્યું છે એના પ્રથમ chancellor બન્યા છે ચાલો વધીએ આગળ ok એ important નથી આગળ વધીએ હાલ માં વૈશ્વિક પરિવાર ની એટલે કે global family day ક્યારે માનવામાં આવ્યો એક january, બે january ત્રણ january કે ચાર january ચલો વૈશ્વિક પરિવાર દિવસ global family day ક્યારે મનાવે

સુ answer આવશે yes પેલી january એ મનાવે છે અંતર રાષ્ટ્રીય પરિવાર દિવસ જેની વાત કરીએ તો એ ક્યારે માવ્યે છે તો એ પંદર may માનવામાં આવે છે ચાલો વધીએ આગળ કે અને અપડે થોડું skip કરીશું already અપડે કરાવેલું છે હાલ માં સિયાચી glacier માં શક્રીય રૂપે તૈનાત થનાર ભારત ણ પ્રથમ મહિલા અધિકારી કોણ બની very very important question છે સિયાચીન glacier ની વાત થાય છે તો સિયાચીન glacier માં શર્કીયે રૂપે તૈનાત થનાર ભારત કોણ પ્રથમ મહિલા અધિકારી કોણ બની શિવાંગી ચૌહાણ શિવાંગી સિંહ, અભિલાષા બરાક કે અર્શીતા

તો શિવા ચૌહાણ is the right answer તમે જોઈ શકો છો glacier શિયાચીન glacier તમે જોઈ શકો છો શિયાચીન glacier એ કહેવાય સૌથી ઉચાય ઉપર આવેલું યુદ્ધ છે ભારત અને પક્સ્તાન નું ક્યાં આવેલું છે તો લાદાક ની અનાદર આવેલું છે તો લાદાક union territory માં જોવામ મળશે ભારતે આ શિયાચીન glacier ને પોતાના under કરવા માટે કયું operation ચલાવ્યું હતું તો operation મેઘદૂત ચલાવ્યું હતું ભારત અને પાકિસ્તાન માં કય કય સાલ માં યુદ્ધ થયેલા છે તો એક યુદ્ધ ઓગણીસો પાસઠ માં થયેલું છે અને બીજું યુદ્ધ ઓગણીસો ને એકોતેર માં થયેલું છે ઓગણીસો ને એકોત્તેર માં તો બાંગ્લાદેશ મારી ગયું હતું એ યુદ્ધ ના પરિણામે ભારત અને ચાયના ની વાત કરીએ તો સૌથી મોટું યુદ્ધ ભારત અને ચાયના વછે થયું હતું ઓગણીસો ને બાસઠ ના રોજ જે વખતે જે કાશ્મીર છે થોડું એવું કાશ્મીર એ ચાયના દ્વારા લય લેવામાં આવ્યું છે તમને ખબર છે નાય્ન્તી સીક્સીતું માં rafale ઉડાવનાર પ્રથમ મહિલા કોણ બની શિવાંગી સિંહ બની છે કોણ બની છે શિવાંગી સિંહ બની છે વધીએ આગળ રેલ મંત્ર લય દ્વારા કયા વર્ષ સુધી carbon neutral બનવા માટે પાંચ આયામી યોજના નક્કી કરી છે બે હજાર અઠ્યાવીશ ત્રીસ બત્રીસ કે પાત્રીસ ચલો હમણાં કોયે જવાબ આપ્યો હતો એજ question છે આપડો ભારત એ તો નક્કી કર્યું છે કે carbon neutral અપડે બેહજાર સિત્તેર સુધી બની જસુ

દેશ નું પ્રથમ carbon neutral airport લે airport આગળ વાત કરી ગયા carbon neutral નું ઉદ્ઘાટન કેરળ માં કરવામાં આવ્યું છે carbon neutral ખેતી ની રીત રજુ કરનાર કેરલ રાજ્ય છે દેશ ની પ્રથમ carbon carbon neutral પંચાયત કય બની પલ્લી ક્યાં આવેલી છે જમ્મુ કાશ્મ્મીર માં ભારત ની carbon neutral બનવાનું લક્ષ્ય મેં વાત કરી એમ બેહજાર સિત્તેર સુધી નું છે અને relience દુનિયાનો સૌથી મોટો carbon fiber plant એ ક્યાં બનાવશે તો સુરત ની અંદર બનાવશે હજીરા બંદર પાસે ચલો વધીએ આગળ january બે હાજર ને ત્રેવીસ માં કયા રાજ્ય દ્વારા indian library congress નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું indian library congress છે હો ચલો કેરલ જમ્મુ કાશ્મીર અરુણાચલ પ્રદેશ કે મહારાષ્ટ્ર ચાલો શું answer આવશે ફટાફટ હો january બે હજાર ત્રેવીસ માં કયા રાજ્ય દ્વારા indian library congress ઉદ્ઘાટન કર્યું કેરલ જમ્મુ કાશ્મીર અરુણાચલ પ્રદેશ કે મહારાષ્ટ્ર answer આવશે કેરલ yes kerela is the right answer આવશે કેરલા ની વાત કરીએ તો મુખ્ય મંત્રી કોણ છે પીન્રાય governor કોણ છે તો આરીફ મોહમદ છે

કે આ જામતાલા જીલ્લા ની અંદર જેટલા પણ ગામડા આવે છે દરેક ગામડા માં તમને library જોવા મળશે તો એવું હર ગ્રામ library વાળો જીલ્લો દેશ નો પેલો જામતાલા જીલ્લો જારખંડ માં આવે ળો છે

trends of library તો તમિલ નાડુ આ trends of library માં આવું હતું કે જેવા લોકો જે library સુધી પહોચી નથી શકતા જેમાં વૃદ્ધ લોકો આવી જાય અપંગ લોકો આવી જાય આવી જાય નાના બળકો આવી જાય તો એ બધાને ઘરે જઈને books provide કરવા માં આવશે books આપવામાં આવશે તો એ કૈક કાર્યક્રમ હતો friends of library તો એ તમિલ નાડુ નો હતો

football ની જે સંતોષ trophy રામની હતી બેહજાર બાવીસ એ કેરલ દ્વારા જીતી લેવામાં આવી જે પંચોતેર માં નબર નું અને ભારત ની પ્રથમ અંકો લોજી પ્રયોગ શાળા એ તમને ક્યાં જોવા મળશે તો એ પણ તમને કેરલ માં જોવા મળશે

ok જોઈએ છે શું થાય છે ચલો તો hydrogen સંચાલિત train શરુ કરનાર asia નો પ્રથમ અને દુનિયાનો નિજો દેશ કયો બન્યો છે china બન્યો છે તો સાયબ દુનિયા નો પેલો દેશ કયો છે તો દુનિયા નો પેલો દેશ છે germany જેને hydrogen train ક્યારની બનાવી દીધી હતી હવે china દ્વારા પણ બનાવી દેવામાં આવી છે અપડા કેન્દ્રીય રેલ મંત્રી છે અશ્વિની વૈષ્ણવ એમને પણ કાય દીધું છે કે અપણે પણ બે હજાર ત્રેવીસ ના ending સુધી hydrogen train બનાવી દેશું ભારત નું પ્રથમ શુદ્ધ hydrogen plant અસમ માં જોવા મળશે biomass આધારિત hydrogen plant એમપી માં છે આગળ વાત કરી ગય હવે ભારત ચાઈના જે border છે એને છે એને એને એ પણ તમને વાત કરી હતી અને ભારત ચાઈના ની જે border છે એ અરુણાચલ પ્રદેશ માં છે

ધ્યાનથી સમજજો સુરત ની અંદર ભારત નું પેલું green hydrogen planting operation ok શરુ કરવામાં આવ્યું છે કઈ company દ્વારા શરુ કર્યું છે એ તમને question પૂછ્યો છે તો answer શું આવશે ntpcis the right answer તમે યા જોઈ શકો છો okntpc તો એ company છે એનું full form છે national thermal power corporation એની સ્થાપના ઓગણીસો ને પંચોતેર માં કરવામાં આવી હતી એના અધ્યક્ષ છે ગુરુદેવ સિંગ આ પરી યોજના ગુજરાત ગેસ અને ntpc બંને સાથે મળી ને ચાલુ કર્યું છે ntpc દ્વારા ભારત નો સૌથી મોટો તરતો solar power projec t એ કય જગ્યા એ બનશે

next question સંવિધાન, સંવિધાન એટલે બંધારણ હો અપ્ડું okay બંધારણ શું answer આવશે

રાષ્ટ્ર સ્તંભ અને મહાત્મા ગાંધી મહારાણા પ્રતાપ ની કર્યું સંવિધાન દિવસ ક્યારે માનવામાં આવે છે તો છવીસ november એ માનવામાં આવે છે યાદ રાખજો આને ન્યાય દિવસ પણ કહેવામાં આવે છે sorry ન્યાય નય કાનુન ભૂલ છે મારી ન્યાય દિવસ નય અને બીજું શું કેવા આવે છે કાનુન દિવસ હવે છવીસ november એ એવુતો શું થયું હતું તો છવીસ november નાય્ન્તી ફોર્ટીનાય્ન સંવીષણ સભા દ્વારા સંવીષણ ને અપનાવામાં આવ્યું હતું સંવિધાન સભા દ્વારા અને પચી છવીસ મી january ઓગણીસો ને પચાસ ના રોજ એ સંવિધાન ને દેશ ની અંદર લાગુ કર્યું હતું દેશહ ને સમર્પિત કર્યું હતું એટલે માટે અપડે પ્રજા સત્તાક દિવસ માનવીએ છીએ અને પછી પ્રથમ geological park ક્યાં બનશે તો જબલપુર એમ પી માં બનશે દેશ નું પ્રથમ artificial intelligence અને robotics technology art park બેન્ગલુરું નું અંદર દેશ નું પ્રથમ E waste eco park દિલ્લી માં અને દેશ નું પ્રથમ gender park ક્યાં બનાવામાં આવ્યું છે તો કેરલ ની અંદર બનવા માં આવ્યું છે ચલો વધીએ આગળ હાલ વિશ્વ braille દિવસ ક્યારે માનવામાં આવ્યો braille દિવસ braille શું છે એ તમને કૈદઉં કે જે અંધ લોકો છે એ અંધ લોકો દેખી નથી શકતા તો એમને વાંચવું હોઈ તો એના માટે braille લીપી આવે છે તે braille ના સંસ્થાપક છે મતલબ કે જેને શોધ કરી સંસ્થાપક તો ના કેવાય પણ જેને શોધ કરી છે એમની યાદ માં આ દિવસ માનવામાં આવે છે વિશ્વ braille દિવસ અને એ માનવામાં આવે છે ચાર june january એ મનાવે છે આ દિવસે Louis Braille જન્મ જયંતી આવે છે અને આ Louis Braille એજ વ્યક્તિ છે જેમને આ Braille બનાવી જેનાથી અંધ લોકો છે એ એને અડીને સમજી શકે છે કે શું લખેલું છે પેલી january આ અપડે બે દિવસ જોઈ ગયા global family day અને DRDO નો સ્થાપના દિવસ હાલ માં સંપર્ક ક્રાંતિ express train નું નામ બદલીને શું કરવામાં આવ્યું છે અક્ષરધામ express, મિતાલી express, અટલ express, કે ત્રીકુતધામ express ચલો શું answer આવશે હાલ માં સંપર્ક ક્રાંતિ express train નું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? અક્ષરધામ express, મિતાલી express, અટલ express, કે ત્રીકુતધામ express ચલો ફટાફટ કો મને શું answer આવશે very good answer આવશે અક્ષરધામ express તો જે baps કેવા આવે છે બોચાસણ વસી અક્ષર પુરષોતમ સ્વામીનારાયણ baps નો મતલબ શું થાય બોચાસણ વસી અક્ષર પુરષોતમ સ્વામીનારાયણ એમના જે સંસ્થાપક કેવાય તો પ્રમુખ સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી ના જન્મ ના સો વર્ષ પૂર્ણ થયા છે અત્યારે હયાત માં નથી એમની સમાંથી તમને સારંગપુર બોટાદ માં જોવા મળશે તો એમના સો વર્ષ ની હમણાં સાતપડી મહોત્સવ નું આયોજન કરવા માં આવ્યું અમદાવાદ ખાતે અને આ અવસર ઉપર અપડા જે કેન્દ્રીય રેલ મંત્રી છે એમને ખોશના કરી કે હવે જે આ સંપર્ક સારથી express છે એનું નામ

એમનો જન્મ વડોદરા માં થયો હતો અને સમાંથી સારંગપુર બોટાદ ની અંદર જોવા મળશે તો અપડે યાદ રાખીશું આ train ને લઈને question છે એ already discuss કરી ગયા છીએ આગળ છેલ્લું આપડે યાદ રાખી લેશું કીઓને કદાચ ના ખબર હોય કે જે કેવાદિયે railway station આવે લુ છે ગુજરાત માં એનું નામ બદલીને એકતા નગર railway station કરી દેવામાં આવ્યું છે ok આગળ discuss કરી ગયા માં ક્યાં રાજ્ય ના જગ mission ને world habitat award બે હાજર ત્રેવીસ મળ્યો ‌ ફરીથી repeat કરું છુ માં ક્યાં રાજ્ય ના જગ mission ને world habitat awar બે હાજર ત્રેવીસ મળ્યો કેરલ ગુજરાત ઓડીસા કે મણીપુર ચલોહું answer આવશે

બેહજાર ને અઢાર માં શરુ કરવામાં આવી હતી અને એ યોજના અંતર ગત જે મજુર વર્ગ છે એ મજુર વર્ગ ને રહેઠાણ શુરાક્શીતા કરવામાં આવ્યું હતું અને આ યોજના અંતર ગત એમને award મળ્યો છે

તો મુખ્ય મંત્રી છે નવીન પટનાયક અને governor કોણ છે ગનેશી લાલ કેવી રીતના યાદ રાખીશું મેં તમને trick પણ આપેલી છે કય રીતના

તમે શું કરશો ત્યાં મૂર્તિ મુક્શોને નાની એવી ગાડી ની અંદર મુક્શોને તો બસ એનાથી તમે easily યાદ રાખી શકશો કે ભય audio સાથે મુખ્ય મંત્રી નું નામ છે નવીન પટનાયક અને governor નું નામ શું છે ગણેશ લાલ તો ગણપતિ ની મૂર્તિ મૂકી નવી પટનાયક સાયબ audio લાવ્યા audio માંથી ઓડી કાઢી નાખો તો આ રીતના તમે યાદ રાખી શકો છો ભારત નું સૌથી મોટું hockey stadium એ તમને ઓડીસા માં જોવા મળશે એનું નામ છે બીન્સ મુંડા hockey stadium આ બીન્સ મુંડા આદિવાસીઓના ભગવાન છે એમના નામ ઉપર નામ રાખવામાં આવ્યું છે આ hockey stadium નું બીલસા મુંડા hockey stadium બે હજાર ને ત્રેવીસ માં મેન્સ hockey રમાય ગય કય જગાએ ઓડીસા ની અંદર અને વિજેતા કોણ બન્યું winner કોણ બન્યું તો germany બન્યું કોણ બન્યું છે germany યાદ રાખીશું

તો answer આવશે નિત્યાનંદ રાય બન્યા છે આ સમિતિ છે એ actually લડાખ માટે લડક જે કેન્દ્રિય શશિક પ્રદેશ છે unionteritrory છે એના માટે છે અને સમિતિ ના સભ્યો તો સમિતિ માં કેટલા સભ્યો છે તો સત્તર સભ્યો છે clear ચાલો આગળ વાત કરીએ most imp question દુનિયા ની સૌથી લાંબી નદી cruise ગંગા વિલાસ આ ગંગા વિલાસ કોની કોની વચે શરુ કરવામાં આવી ચલો હરિદ્વાર આસ્સમ, પ્રયાગરાજ , વારાણસી વિદૃગઢ કે વારાણસી ત્રિપુરા હું પાણી પી લઉં ફટાફટ answer આપો ચલો શું answer આવશે

જે યુપી ના વારાણસી થી અસ્સમ ના દિબ્રુગઢ ની વચે શરુ કરવામાં આવી ક્યારે launch કરવામાં આવી તો તેર january પ્રધાન મંત્રી ખુદ અણી launch કરી છે

તો અણી શમતા કેટલી છે એશી વ્યક્તિ ની શમતા છે અને આ જે સફર છે બત્ત્રીસો kilometer નો સફર કેટલા દિવસ માં કાપવામાં આવશે તો પચાસ દિવસ ની અંદર કાપવામાં આવશે આ જે નદી river cruise છે એ કેટલી નદી system માંથી પસાર થશે તો સત્યાવીશ નદી system થી પાદર થશે નાની મોટી નદી system ને પણ અણી અંદર cover કરવામાં આવી છે મોટી તો કય છે ગંગા

એમાં ગંગા ને cover કરવામાં આવી છે કાજીરંગા national park છે સુન્દાર્બન delta છે આ બધી જગ્યાએ ફરવા મળશે આ બધા લોકો ને પછી shanghai corporation organization પ્રથમ સંસ્કૃતિક રાજધાની બેહજાર બાવીસ ત્રેવીસ માટે કય બની છે વારાણસી બની છે યાદ રાખીશું અને seo ની અધ્યક્ષતા ભારત કરવાનું છે એ પણ ખબર હોવી જોઈએ રશ્ર્તીય લામાર્ગ વન એ કય નદી પર બનાવામાં આવ્યું છે એ ગંગા નદી પર બનાવામાં આવ્યું છે જે પ્રયાગ રાજ થી હલ્દીયાની ની વચે છે ચલો વધીએ આગળ january બેહજાર ને ત્રેવીસ માં રાષ્ટ્ર પતિ દ્વારા ક્યાં રાજ્ય માં

guide નું ઉદ્ઘાટન થયું તો રાજસ્થાન ની અંદર જેની અંદર દેશ ભરમાંથી પર્તીસ હજાર scout and guide એ અણી અંદર participate કયું હતું રાજસ્થાન ના મુખ્ય મંત્રી અશોક ગેલોદ છે governor મિશ્રા છે રાજધાની જયપુર છે જેને બેહજાર ઓગણીસ માં world heritage site નો દરરજો મળ્યો છે pink city કેવા આવે છે ઇન્દીરી ગાંધી સહ્રેઈ guarentee યોજના એ કોની છે રાજસ્થાન સરકાર ની છે જેની અંદર સો દિવસ માં રોજગાર સો દિવસ નો રોજગાર આપવાની વાત કરવામાં આવી છે અ ભારત ની artificial intelligence આધારિત લોક અદાલત ક્યાં શરુ કરવામાં આવી છે રાજસ્થાન માં શરુ કરવામ આવી છે statue of belief વિશ્વાસ સ્વરૂપક તો statue of belief એ તમને રાજસ્થાન ના નાથદ્વારા માં જોવા મળશે જેની hight મૂર્તિ છે શંકર ભગવાન ની મૂર્તિ છે એની hight

અયુશ્માન યોજના છે એજ રીતે ચિરંજીવી યોજના છે ગુજરાત ની યોજનાની વાત કરીએ તો અ માં યોજના આવી એક તમને ખબર હોય તો એ type ની ચિરંજીવી યોજના રાજ્સથાનની છે જેમાં દસ લાખ નું સ્વસ્થ વીમા મળ્યો છે અચલ અભિયાન એ પણ રાજસ્થાન નું છે જે ગર્ભવતી મહેલાઓ માટે નું છે વધીએ આગળ રક્ષા મંત્રાલય દ્વારા કેટલી k nine vajra tracked self-propelled howitzer ખરીદવામાં આવશે ટુક માં કેવા આવે k nine howitzer આ બધું વચે બોલવામાં નઈઆવતું ટુક માં એટલું બોલવામાં આવે k nine howitzer હું તમને બતાવું છુ tank છે ખરીદવામાં આવશે તો રાખસ મંત્રાલય દ્વારા કેટલી ખરીદશે તો સો જેટલી ખરીદવાની છે તમે યા જોઈ શકો છો k nine howitzer આ type ની tank છે જ અપડે સો ખરીદીશું

All india women's football league નો દસ દસ જીરો થી ચર્ચિલ brother સામે વિજય All india women's football league માં Kick star FC કર્નાટક ની team એ દસ ઝીરો થી ચર્ચિલ brother ને સજ્જડ પરાજય આપ્યો હતો.

Match માં રેખા પોવળે બે goal નોંધાવ્યા હતા જયારે મેશાખા યુંનાતા એ અને મુંબઈ ની વચ્ચે match જીરો જોરો થી draw થઇ હતી જે match મીશાખા team lead લાવવાની આ ઉપાદી ની player of the match જાહેર કરવામાં આવ્યું હતું Defending champion ગોકુલ કેરેલાને ત્રણ hope થી લપસે હરાવી હતી EPL માં આર્સેનિલ top ઉપર જેલસીને ત્રણ દસ થી હરાવ્યો

ઓડેગાડે અઠાર મી મે થી એક્ત્રીશ મેં મિનિટમાં ગોલ કર્યો હતો half time ની અગિયાર મિનિટ પહેલા ગેબરિયસ જેસે ઓ ઓડેગાડ આ season માં ચૌદ ગોલ ફટકાર્યા હતા

વર્તમાન ચેમ્પિયન માનસેચર સ્થિતિના સીતેર point પછી પણ તેઓ આર્સેલન કરતા બે મેચ ઓછી રમ્યા હતા. માનચય સ્થિતિને હવે પછી wealth high state united સામે રમવાનું છે માનસેચર સિટીએ ગયા અઠવાડિયે આરસેલનને ચાર એક થી હરાવ્યું હતું જેર્સીલન સળંગ છઠ્ઠી મેચ હાર્યું છે જેલસી તરફથી આર્સેલન તરફ સામે એક માત્ર ગોલ છાસઠ મિનિટ મિનિટમાં નોંધાવ્યો હતો

ભારતીય સંઘ કુસ્તીના સંઘને પત્ર પાઠવીને સ્પષ્ટ સ્પષ્ટતા જણાવ્યું હતું કે ભારતમાં હાલ કુસ્તીનો સંચાલન કોણ કરી રહ્યું છે

ડીયર મેટ્રેટ હાલતા હારતા બારસોલોના હવે સ્પેનિશ ફૂટબોલ તરફ થી લીક જીતવાના આરે રીયલ બેટરેટ નો જીરો બેટરીઅલ સોસીયાડ સામે આચાર્ય જનક પરા પરાજય થતા બારસોલના હવે સ્પેનિશ ફૂટબોલ લીક લાલ લીક જીતવાના આરે પહોંચી રહ્યું છે બારસેલોના અગાઉ રમાયેલી મેચ માં એક ઝીરો થી ઓસાસુનાને હરાવ્યું હતું હવે બારસેલોના એક મેચ જીતશે તેની સાથે લાલ ઈનું title પણ નામે કરી લેશે અત્યંત તનાવ ભર્યા મુકાબલા માં real madrid અને રીયલ સોસાડીના

બેંગ્લોર સામેની IPL મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ ના captain કે એલ રાહુલ ને ગંભીર ઈજા થઈ હતી આ મેચ રમાયા પછી લખનઉની team માં સામેલ સૌરાષ્ટ્રના fastest baller જયદેવ ઉંડરગઢને ખભા પર ઇજા થઈ હતી હવે આ બંને ખેલાડીઓના IPL માંથી બહાર નીકળી ગયા છે નોંધપાત્ર છે કે સાતમી જૂનથી all ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે

તો લખનવની team સાથે જ છે જોકે ગુરુવારથી ત્યાંથી રવાના થશે મુંબઈના BCCL ના medical ના team માર્ગદર્શન અનુસાર scan કરવામાં આવશે અને ત્યારબાદ તેની આગળ ની સારવારનો નિર્ણય લેવાશે ઇજાગ્રસ્ત રાહુલ રાહુલને શા માટે batting માં ઉતાર્યો ઉતારવામાં આવ્યો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે world test championship ની final રમાશે ત IPL ની પહેલા જ નક્કી થયું હતું જે પછી BCCL, IPL team માં

રાહુલ fielding દરમિયાન ઇજાગ્રસ્ત બની શક્યો હતો અને ત્યારબાદ તેને મેદાન પણ છોડ્યું હતું તે જોતા રાહુલની ઇજા અત્યંત ગંભીર લાગી batting ઉતાર્યો અને છેલ્લે ત્રણ ball નો ગંભીર ઈજા થઈ હતી

પીસ્તાલીશ ball માં પંચોતેર રન અને સૂર્યકુમાર યાદવના એક્ત્રીશ બોલમાં છાસઠ રનની મદદથી મુંબઇ ઇન્ડિયન્સને પંજાબ કિંગ્સ સામે IPL ની T twenty માં છ વિકેટથી આસાન વિજય આપ્યો હતો જીતવા માટેના બસો પન્ચ્યાવન દર નવા target ને મુંબઈ ઇન્ડિયનસે અઠાર point પાંચ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો મુંબઈ આ સાથે દસ point ધરાવતી ચોથી team બની હતી મુંબઈ ઈન્ડીયન્સના captain રોહિત શર્મા એ toss જીતીને પહેલા પંજાબને batting માં ઉતાર્યું હતું લિવિંગસ્થને સાત ચોક્કા અને અને ચાર છગ્ગા સાથે બેતાલીશ બોલમાં બ્યાશી રન ફટકારતા team ને બસો ને પાર પહોંચાડી હતી જેતે શર્માએ સત્યાવીશ બોલમાં ઓગન્પચાશ રન નોંધાવી હતાં તેમની જોડીએ તેપન બોલમાં એક સો વીસ રનની અણનમ ભાગીદારી કરી હતી ચાવલાએ ઓગન્ત્રીશ રનમાં બે વિકેટ મેળવી હતી જવાબમાં રોહિતની વિકેટ ના સસ્તામાં ગુમાવ્યા બાદ મુંબઈની તરફથી ઈશાન કિશાન ને બાજી સંભાળી હતી તેણે એકતાલીશ બોલમાં ચાર ચોક્કા અને ચાર છગ્ગા સાથે પંચોતેર રન ફટકાર્યા હતા જ્યારે સૂર્ય કુમાર સાથે મળીને ત્રીજી વિકેટમાં પંચાવન બોલમાં એક સો ત્રણ એક સો સાહીંઠ એક સો સોળ રન team સાથે આસાન જીત મેળવી હતી સૂર્યકુમારે આઠ ચોગ્ગા અને છ છગ્ગા સાથે એક્ત્રીશ બોલમાં છાસઠ રન કરીને એલસી નો શિકાર બન્યો હતો જ્યારે ઈશાન કિસન હર્ષદીપ ની balling માં out થયો હતો આખરે team ડેવિડ અને તિલક વર્મા ની જોડીએ team ને જીતાડી હતી રોનાલ્ડો વાર્ષિક કમાણી સાથે નંબર one પોર્ટુગલના ફૂટબોલર star ક્રિશ્ચિયાનો રોનાલ્ડો અંદાજે વાર્ષિક એક અગિયારશો કરોડની કમાણી સાથે વિશ્વમાં સૌથી કમાણી કરતા ખેલાડી તરીકે ટોચની સ્થાન મેળવી લીધું હતું સાઉદી અરેબિયાની અલ્લાહ સાથે ક્લબ સાથે જોડાયેલો રોનાલ્ડોનો પગાર bonus તેમજ તેની ઇનામી income સાથે વિવિધ Contect લીધે જાહેર જંગી કમાણી કરીને ગર્ત વર્ષની યાદીમાં આઠ ઉપર મેફિલના બીજા ક્રમે ધકેલી દીધો હતો PLG ક્લબ સાથે જોડાયેલા આર્જીનતા વિશ્વ cup તથા captain લીઓનન હબી હાલ બીજા ક્રમે આવી ગયો છે top મેગેઝીન દ્વારા જાહેર કરવામાં આવી જંગી કમાણી તથા ખેલાડીઓની યાદીમાં મેસી આશરે એક હજાર કરોડની કમાણી સાથે બીજા ક્રમે છે ખેલાડીના cup સાથેના contract થી મળતી રકમને ઇનામી તેમજ વિવિધ જાહેર ખબરોના contract થી થતી આવકના કુલ સરવાળાના આધારે ફોક્સ ની યાદી તૈયાર કરવામાં આવી હતી ફોક્સ ની યાદીમાં top ten માં ગુજરાત ટોચના ત્રણ ફૂટબોલર નામે છે જ્યારે ગત વર્ષે નિવૃત્ત જાહેર કરી ચૂકેલો ફેડરેટ વાર્ષિક આંઠ સો કરોડ રૂપિયા સાથે નવમા ક્રમે છે જ્યારે tennis એ toch પર છે IIO પ્રમુખ PT ઉષા ઉપર બેઠેલા પહેલવાનોની મુલાકાત લીધી ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ એવા બ્રીજભૂષણ શરણની સિંગ પર જાતીય શોષણના આરોપ મૂકીને કાર્યવાહી ની માંગ સાથે ધારણા કરી રહેલા પહેલવાન એ મળવા માટે ભારતની પૂર્વ એટલી અને સંઘની પ્રમુખ PT ઉષા એ જંત્ર મંત્ર ઉષાએ ધારણા કરી રહેલા ટોચની મહિલા કુસ્તી બાદ સાક્ષી મલી વિનેશ કુકર વગેરે સાથે વાતચીત કરી હતી અને તેમનો ટેકો જાહેર કર્યો હતો. ઉષાય એમ પણ જણાવ્યું હતું કે હું પહેલા એટલી જ છું અને પછી વહીવટ કાર છું લોન પાત્ર છે કે ગત સત્તા પેટી

લૂલો બનાવ કરતા તેમણે પણ જવાબદારી પર ઢોળી દીધી હતી પહેલવાનો બજરંગ પુનીયાએ કહ્યું હતું કે અમને પણ PT ઉષા જણાવ્યું હતું કે નિવેદનમાં ખોટું ખોટું અર્થ ઘટન કરવામાં આવ્યું છે જંતર મંતર પર PT ઉષા એ ખરી ખોટી સંભળાવી પડી ધારણા કરેલા પહેલવાન દ્વાર સંવેદન comment પર PT ઉષાએ જ્યારે જંતર મંતર પહોંચ્યા હતા તેમને ખરેખર એ સંભળાવી હતી આ ઉપસ્થિત કેટલાક ઉષા ની ગાડી ની આગળ ઊભા રહ્યા હતા

ત્રણેયમાં કોમન અવયવ કયો છે તો તમને આયા પણ જોવા મળશે કે આયા ત્રણ છે આયા ત્રણ છે અને આયા પણ ત્રણ છે તો આમાંથી આપણે શું જોવાનું તો કે ભાઈ મોટો હોય ઇ સામાન્ય અવયવ લેવાનો તો મોટો કોણ છે તો તમને ખબર પણી કે આયાતો ત્રણનો ઘન છે તો ત્રણનો ઘન લખી દયો કેટલા સી ક્યુબ પછી સામાન્ય અવયવ કોય મને આયા મને જોવા નથી મળતો

તો આ બેનો વર્ગ છે એને ગુણાકારમાં લખી દયો બેનો વર્ગ હવે આનું સાદુરૂપ આપ્યે ત્રણનો ઘન કેટલો થાય તો કે સત્યાવીશ આ પાંચ એમના એમ બેનો વર્ગ કેટલો થાય ચાર આયા મોટા ભાઈ કેમ કરશું સત્યાવી પંચા ધીમે ધીમે આ પાંચ ચોકુ વીસ એને ગુણીયા આયા કેટલા છે સત્યાવીસ સત્યાવીસ દુ ચોપન થાય કેટલા થાય ચોપન અને પાછણ મીંડું લગાવી દયો એટલે પનસોચાલીસ લસાઅ કોનો કોનો તો કે પંદર સત્યાવીસ અને બારનો લસાઅ બને બરાબર તો આવી લાંબી લાંબી રીત થી તમ બધા લસાઅ આ રીતે મેળવી શકોછો હવે શું કરવાનું છે તો કે આનો આ દાખલો કય રીત થી ગણવાનો છે ભાગાકારની રીત થી જોયે બધાને ભેગા કરી આપણે ભાગાકાર કર્યે આમાં કેવું થાય ખબર છે તમને આ કોના જેવું છે ધારોકે તમે કોય મેરેજમાં ગયા છો હાઇફાઇ મેરેજ છે ન્યા જમડવાર છે કારણકે આપણે લગનમાં મોટાભાગના જમવા માટે તો હાઇફાઇ મેરેજ હોયને એમાં અમુક કાઉન્ટર આયા પયડા હોય ન્યા બારબર શાક રોટલી મીઠાયને એવું બધુય હોય અને ઓલો આઈસ્ક્રીમને પાણીપુરીને ઢોસાને ઇ બધું છેને આમ સાઇડમાં હોય અમેતો આવું જોયેલું હો હવે ન્યા તમે જમવા ગયા છો બાર વયાવા જમીને પાણી બાણી પીય લીધુ બરાબર નીકળી ગયા ચાંદલો લખાવી દીધો ત્યાં સામેથી કોક ભાઈબંધ કેય બેનપણી આવી ઇ તમને શું કેય ખબર ઢોસા ખાધા તમે શું કયો ખબર ઇ ક્યાં હતા આમ હતા તો કે ઈતો બરાબર તો આયા મિત્રો એવું થાય કે અયાથી કયક લેવાનું છે અયાથી કયક લેવાનું છે ને અયાથી કયક લેવાનું એમાં લેવામાં કયક ભૂલાય જાય અવયવ લ્યો આયાતો નાની નાની સંખ્યાઓ છે તકલીફ નથી પણ મોટી મોટી સંખ્યાઓ હોય અવયવ તમને ત્રણ કરતા વધારે મળે છ અવયવ મળતા હોય લાઈનમાં ત્યારે કયક ભૂલાય જાય જેમ ઢોસા ખાવાના ભૂલાય જાય ને એમ ભૂલાય જાય બરાબર પણ